તે રાજ તે રાજા રાજ લીલા દેવીની એકનો એક પુત્ર હતો મૂળરાજ મૂળરાજ ના પિતા ને લીલા દેવી લીલા દેવીનું અકાળમાં અવસાન થતાં રાજા સામંતસિંહની સાથે રહેતો હતો. અંગત કારણોસર મૂળરાજ ના ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરી ને પાટણની ગાદી સંભાળતા ગુજરાતના સોલંકી યુગની શરૂઆત થઈ પછી ચાલુક્ય ગુજરાતમાં સોલંકીઓ તરીકે ઓળખાતા મોજ આજે તેમના મામાની હત્યા કરી હોય કલા માટે અનેક ધાર્મિક કાર્યો કરવા કર્યા હતા સોલંકી યુગ મૂળરાજ સોલંકી ઇસવિસન નવસો બેતાલીશ થી નવસો સત્તાનું સોલંકી યુગની શરૂઆત મુળદાસ સોલંકી થી થયેલ અને મૂળરાજ સોલંકી તેના કાર્યકાળ માં અનેક કાર્યો કર્ય મૂળરાજ સોલંકી ઇસવીસન નવસો બેતાલીશ માં સોલંકી વંશ સ્થાપ્યો હતો. તેમાં ભારત પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલયમાં રુદ્ર મહાલયની રચના કરવાનું કામ હાથમાં લીધું પરંતુ રુદ્ર મહાલયનું બાંધકામ ખૂબ મોટું હોવાના કારણે તે જીવનકાળમાં પૂર્ણ થઈ શક્યું નહીં.

સરી પુરીને હાર આપી ગુજરાત પર વિજય મેળવ્યો હતો જેથી મુળરાજના સમયમાં ગુજરાત એક થયું સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ચોક્કસ વિસ્તાર પણ નક્કી થયો મૂળરાજ પ્રથમ સમયથી ગુર્જર દેશ નામ પ્રચલિત હતું. મૂળરાજ સોલંકી પછી સુનિલ કી કાળમાં સોલંકી વંશમાં ચામુંડ દેવ વલ્લભ અને દુર્લભરાજ ત્રણ રાજાઓ થયા આ નોંધપાત્ર ઘટના બની હતી.

પ્રાણીઓ જોવા જઈએ તો આપડે પ્રાણીઓ બૌ છે આપડા ઇન્ડિયા માં પ્રાણીઓ ની સંખ્યા જાતિ બૌ છે. અલગ અલગ પ્રકારના વિવિદ જાત ના ગણા પ્રાણીઓ છે. ગણા બધા પ્રાણીઓ તો આપડી નજર માં દરરોઝ જોવા મળે જેવા કે

મોટા ભાગે તો આપડે તો ઘરે ગાય ભેંસો આપડે રાખીએ જ છીએ તો એમાં કેવા જઈએ તો આપડે ગાય ભેંસો તો ઘરે આંગળે જ જોવા મળે મતલબ પ્રાણીઓ તો આપડા ઘર આંગળે જ છે. અન કૂતરું તો દરરોઝ આપડા ઘર આગળ ફરતું જ હોય રમતું જ હોય તો દરરોઝ આપણ ને જોવા જ મળે જોવા જઈએ તો આપડ ઇન્ડિયા માં અમુક પ્રાણીઓ ની જતી લુપ્ત થતી જાય છે આ જો હવે હવે ચિત્તો નઈ જોવા મળતો પાહિ દેખવા જાય તો

હા તો એના ભાઈ એમાં જોઈએ તો આપડે આ જંગલી પ્રાણીઓ ગણીએ તો સિંહઃ છે વાઘ છે એ બ પ્રાણીઓ છે જે લુપ્ત થઇ ગયા છે તો જાતિઓ મતલબ ખુબ ખુબજ ઓછી થઇ ગઈ છે

એ મતલબ એના એના પ્રાણીઓ જોઈએ તો ઘણા બધા લોકાતરિત લુપ્ત થઇ ગયા છૅ અને બીજી એ વાત કે hello હા હા બોલ હમ હમ

અને બીજી વાત છે કે છે કે પાલતુ પ્રા પાલતુ પ્રાણીઓ માં ગણીએ તો આપડે ગાય છે ભેંસ છે બંને રીતે ફાયદો કરે છે દૂધ બી આપે છે દૂધ દૂધ રીતે બી ફાયદો અને જેની product produc ના લીધે આપડે ice cream છે પછી કોઈ માવાની માવાની કોઈ વસ્તુઓ છે જ દૂધ ના દ્વારા બી મળે છે અને બીજો ભી ફાયદો એ ખરો કે આપડે છાણ તરીકે ખાતર ખાતર માં પણ ઉપયોગ કરી શકીએ છીએ આપડે અને બીજું એ ગાય નો એ ફાયદો હોય છે કે ગે એક તો તો ગૌમાતા તરીકે પણ જાણીતી છે ગાય ની ગૌમાતા અને ગાય ના દ્વારા ગાય ના ગાય ના મુતર દ્વારા બી માણસો પોતાના મતલબ માણસો માનતા હોય છે કે ગાય નું મુતર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 દેખાવા જાય તો ઘણા પ્રાણીઓ ઘણા કામ માં આવે છે જે ઘણા જોવા જઈએ કે બકરા છે ઘેટાં છે કે આપડે અમુક આપડે મુસલમાન લોકો હોય એ ઈદ ના દિવસે તેનું ghost ખાય તેનું મટન ખાય દેખાવા જઈએ તો ખાવાની તરીકે ભી ઉપયોગી છે લેવા તરીકે ભી ઉપયોગી છે પ્રાણી હાર વસ્તુ તરીકે ઉપયોગી છે.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 કે પ્રાણીઓ ના હોય તો ગણું બધું ગણું કામ ગણું ખરું ઉભું રે મતલબ દુનિયા માં પ્રાણીઓ ઘણા બધા છે અલગ પ્રકાર ના છે અમુક પ્રાણીઓ થી આપડે દૂર ભી રેવું જોઈએ અને અમુક પ્રાણીઓ રાખવા ભી જોઈએ. દેખવા જાય તો આપડે કઈએ તો ને વાઘ છે ચિત્તો છે હવે તો લગભગ તો વાઘ સિંહ પ્રાણીઓ ચોક્કજ ચોક જગ્યાય જ જોવા મળે છે હમણાં હમણાં આપડે મોદી સાહેબે નાઈ આપડે પ્રાણીઓ કેટલા છો કેટલા વાઘ કીધા એટલા આપડા આપડા ઇન્ડિયા માં લાગે ને હમણાં નવા બાર આફ્રિકા માંથી

તો એમ છે કે વાઘ જેવી જાતિઓ ની પ્રાણીઓ જતી લુપ્ત થાય છે.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

વાઘ નુ ચામડું છે. કોઈબી ગે જાનવર નું ચામડું છે કોઈ બી પ્રાણીનું ચામડું આપડે ચપ્પલ બનાવીએ છીએ કોઈ ઘેટાના ઉન થી કોઈક કોટ બનાવીએ છીએ. જે શિયાળા માં પહેરીએ છીએ છીએ. આ ઘણા બધા પ્રાણીઓ માંથી ઘણી બધી વસ્તુ બને છે કે કેમ કે આપડે કીધું ને હાથી માં હાથી ના દાંત માંથી અમુક કડા બનાવે છે વાઘ ના દાંત નો ઉપયોગ કરીને પછી ઘણું બધું ઘણી જગ્યાય ઘણી ઘણી વસ્તુનો ઉપયોગ થાય છે અને લોકો અમુક લોકો પ્રાણીઓ ને મારે છે. એ ખોટો ટીમે નો દુરુપયોગ કરે છે અને મારવું ના જોઈએ એને ફોળાઈને થોડું કરીને દૂર કરી દેવાનુ નડતું હોય તો ને આ લોકો એને મારે ખોટું એ ના ચાલે પ્રાણીએ આપણું એક જીવનજરૃરિયાત ઉપયોગી વસ્તુ છ. એને મારવું ના જોઈએ

હા અને બીજું એ વાત છે કે માણસો સમજતા નઈ ધારોકે કૂતરું હોય તો કુતરા ને માણસો મારે છે તો મારવું ના જોઈએ કમ કે એ બોલી શકતું નઈ એ કઈ શકતું નથી કે મને ભૂખ લાગી છે કે મને આ છે મને આ દર્દ છે મને આ પીડા છે. એ સમજતા નઈ અન માણસો નજીક આવે તો મારે છે પથરા મારે છે મતલબ એને injury પહોંચાડે ચિ આ વસ્તુ ખોટી છે. એને એવું ના કરવું જોઈએ એની feeling સમજવી જોઈએ કે સુ એક્ષત કરવા સુ માંગે છે હા દેખાય આવે કે કે કરડવા આવે તો આપડે તેના થી થોડું દૂર રેહેવું થોડું સાવચેતી જાળવવી પણ અમુક વાર એને ભૂખ લાગી હોય તો બી એણે મેરીએ છીએ મુટો એમ કેવા માંગુ છું ખાવા નથ આપવું તો નથ આપવું પણ મારો તો ના હા એ ભી છે.

પછી એવું ના હોય કે ગાર ના આંગંણે કુતરવું આવે તો આપડે ને મારીને ભગાડી કદી મૂકીએ એ કોઈં કારણ થી આવીને બેઠું કોઈ કારણ થી તો આપડે ને કૈક ખાવાનું આપીએ રોટી છે કોઈ બી કઈ બ જ ખાતું હોય એ આપીએ પ્રાણીઓ નો દુરુપયોગ ના કરવો જોઈએ એમને રાખવા જોઈએ એમને મારવા ના જોઈએ હા અને બીજી કે ઘણા પ્રાણીઓ આપડે વાર્તા ભી સાંભળીએ છીએ આપડે સિંહ ની વાર્તા બી સાંભળી હશે કે તેની માનવતા બે એવું નથી હોતું કે બધા જ શાકાહારી પ્રાણીઓ બધા જ આપડા પર atteck કરે છે એવું નઈ હોતું કે બધા પ્રાણીઓ attack કરે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

પોતાને ગરે મૂકી આવ્યું હતું real story હતો કોઈક મતલબ સાબરકાંઠા માં કે પોતે સિંહ લઇ ગયો તો અને, તેને મૂકી આવ્યો તો ખાલી રમાડવા રમાડવા માટે લઇ ગયો તો.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 મતલબ એની હિંસા કરવાની કોઈ ઈચ્છા નાઈ હોતી એ ગુસ્સા માં મારે છે હા હા અને ઘણા જોવા જોઈએ તો અમુક જંગલી પ્રાણીઓ આપણ ને દેખાતા જ આપણ ને આપડા પાર પ્રહાર પ્રહાર કરે છે અમુક પ્રાણીઓ અમુક પ્રાણીઓ ની અંદર માનવતા જોવા મળે છે ઘણા અત્યારે હવે social media પર ઘણા vide આવે છે પ્રાણી અમુક એક વિડિઓ મેં જોયો તો હરણ હતું જે હરણ એના બચ્ચાં માદા ને જન્મ આપતું હતું માદા હરણ તેના બચ્ચાં ને જન્મ આપતું હતું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

અને બીજું એ છે કે પ્રાણીઓ અને બીજું છે કે પ્રાણીઓ આપડે તેમની મદદ કરવી જોઈએ ઘણા પ્રાણીઓ એવા હોય છે એમને મતલબ ખુબજ ખુબજ તકલીફો તકલીફો હોય છે અને ઘણા પ્રાણીઓ લુપ્ત થવાના લુપ્ત થવાના આરંભે છે તો તેનો આપડે આપડે એને ઉછેર કરવો જોઈએ આપડે કમસેકમ ઓછા ના કરીએ તો મારીએ તો ના હા એ ભી છે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 બીજું સુ કે તે સ્થાનિક પોતાના સ્થાનિક પ્રાણીઓ હોય છે ને તેનો હિંસા કરે છે અને બીજા પ્રાણીઓ મતલબ એ જગ્યા પોતાનું આત્મન મેળવે છે એ વસ્તુ ખોટું છે મતલબ બીજા પ્રાણીઓ નું પોતાના જે પ્રાણીઓ હોય ન એ પોતાના પ્રાણીઓનો સંગ કરવો જોઈએ. બીજું હું હોય છે કે પોતાના પ્રાણીઓ ની ગાપચી કરે છે અને બીજા પ્રાણીઓ ને મારવા પ્રત્યે અંતક્રોશ થયો છે

અમુક પ્રાણીઓ જંગલી પ્રાણીઓ અમુક પ્રાણીઓ ભેગા થઇ જાય તો લઢવા જગાડવાનું ચાલુ કરે છે તે એકબીજા ને એમાં મરી બી જાય હવે એક કિસ્સો અમર ઘર ની આંગણે એક ઘાય હતી કે એક બીજી ઘાય હતી તે એક બીજા ને લડાવતી હતી તે ઘાય સિંગાડા વળી હતી તે એ ઘાય ને જેને બીજી ગાય. ના હંકાળ માં આંગણું ભરાઈ દીધું તે પેલી ગાય ને એક ડેમ feet ગાળા માં થઇ ગઈ તો એ ગાય કે એ ગાય તરત જ મરી ગઈ પછી પેલી ગાય નું હિંગાડું થોડું કાપીને પછી એને શિંગડું કાડ્યું

એકબીજા થી મારી જાય માર ખાય અને અત્યારે જોઈએ છીએ કે અત્યારે જાનવર પ્રત્યે બૌ નુકસાન બૌ મારે છે બિચારા ને બૌ જ પીડા આપે છે બિચારા ને જોવા જઈએ ક્યાંક ફરતું ફરતું કોઈ જાનવર આવે તો એ મારે છે.

તે પ્રાણી અમુક tim એ સારું કામ ભી કરે છે સારા કામ માં પણ આવે છે બધી રીતે જોવા જઈએ તો પ્રાણી ઉપયોગી છે ઉપયોગી છે ન ખરાબ કામ માં એટલ બગાડ પણ કરે છે આપડો હા અને બીજું કે આપડા મતલબ જે ગામડા ઇલાકા હોય છે તેની ખુબજ ખરાબ હોય છે કેવું કે ગાય હોય કે ગાય દૂધ આપે ત્યાં સુધી સારું મતલબ થોડું ખાવા બાવા સારું આપે અને જયારે ગાય યુદ્ધ થોડું ઓછું કરી દે એટલે માણસો એને ગાય મતલબ બન્દ કરી દીધું મતલબ માર યા યાતો બેન્ડ કરી દીધું બીજી આતો ગાળો બોલ ચ એ વસ્તુ ખોટું છે કારણ કે એતો ઉપ્પર વાળા ની દેન ચ ઉપ્પર વાળો કર મરજી માંગ મરજી આલ એન કે તું દૂધ આપ તું આ કર તો જ કરી સક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

હા એ ભી છે કે ગાયો પ્રાણીઓ એ પાલતુ આપડે એટલે બ કાઈએ છે કે પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ બી છે કારણ કે જેવી રીતે આપડે કોઈ દૂર આપડે સમજી આપડે ખેતર માં જઈએ છીએ આપડી ગાય ભેંસ ઉભી ત્યાં ઉભી છે આપડે દૂર થી જોઈ ત્યાં થી બોલવાનું ચાલુ કરી દે બોગ પાડવાનું ચાલુ કરી દે કે હાય મલિક આવ્યા ઓળખી જાય તરત એ બોગ પાડવાનું આપડો ને બોલવાનું ચાલુ કરી દે પછી આપડે તેની સૌ સેવા કરીએ પછી અમુક લોકો સુ હોય ગાય ભેંસ કે દૂધ આપવાનું બન્દ કરી દે તો ગાય ને એને મારે હંચી મેંલે છોડી મેંલે એવું ના કરવું જોઈએ એન એનો કોક યોગ્ય મતલબ એને યોગ્ય ને ઉપયોગ આવે એ રીતે બીજી જગ્યાય તમે એને મોકલી દેવી જોઈએ અચ્છા જ્યાં ગાયો બધી લોકો લઇ જતા હોય જ્યાં તેને જે કામ કરતા હોય ઘણાં લોકો તો ચોરીછૂપી પકડી પકડીને એને મારી નાખે મારી નાખીને પછી સુ કરેએ અમુક લોકો છે ને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 બકરાનું જે મુર્ગીનું મટન ખવડાવતા હોય ને એની જગ્યાય કુતરા નું મટન ખવડાવે છે એવું કોક સાંભળવા મળ્યું તું કે કુતરા ને પકડી પકડી ને મારીને કુતરાઓ મટન ખવડાવે છે. એ બધી હોટેલ પર એ police એ case કર્યો તો કોઈક ને પકડીને માર્યો ને બોલ્યો તો પસી કે આવું ના કરવું જોઈએ કે જે ખાવા જેવું પ્રાણી છે તેને જ ખાવું જોઈએ પછી બીજા પ્રાણીઓ નો ઉપયોગ ના કરવો જોઈએ ખાવામાં એટલે દુષ્કર દુરુપયોગ ના કરવો જોઈએ એને એ ખોટું એ તકલીફ ના મોકલવી જોઈએ. અને બીજા પ્રાણીઓ માં અને બીજા પ્રાણીઓ કે અને બીજા પ્રાણીઓ હાર પ્રાણી ની અલગ અલગ abilit મતલબ હર અલગ અલગ ક્ષમતા હોય છે જેવી રીતે ચિંતા ની ક્ષમતા છે કે તે બૌ fast દોડે છે મતલબ એ વાવું છે કે એક મિનિટ માં કોક છસ્સો થી સાતસો મીટર આસપાસ કાપે છે. એની એ spee થઇ ગાય ગણો તો એ ગાય ની સુ તાકાત કે એ દૂધ આપે છે પછી મતલબ સિંહ ગણો તો સિંહ રાજા કેવાય એ રીતે પોતપોત અલગ અલગ અલગ અલગ ability આપેલી છે કુદરતે એટલે એવું ઈ હોતું કે મતલબ હાર પ્રાણી એકજ જેવું કામ કરી શકે હાર પ્રાણી અલગ અલગ કામ કરી શકે હાથી જેવા હાથી નું કામ સુ છે કે ભારું સેકવાનું કામ છે

અલગ અલગ મતલબ ક્ષમતા હોય તો અલગ અલગ ખા ખાવાનું ભી અલગ અલગ જ હશે એવું નાઈ કે બધા જ પ્રાણીઓ એક જ જેવું હોય તે હા એમનો ખોરાબ ભી અલગ હોય દિવસે ઘોડો વાગોળે ઘોડો કઈ ખોં ખાય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 આપડે જોયું કે તામિલનાડુ કે કેરળ બાજુ એ લોકો હાથી ને વરરાજા ને બેસાડવા હાથી તરીને હાથી નો ઉપયોગ કરે ઘોડા ની જગાય તે એમ અલગ અલગ રીતે અલગ અલગ પ્રાણીઓ નો ઉપયોગ ભી કરે છે. આપડે જોઈન કે અત્યારે ઘણા પ્રાણીઓ આપડો ને ગામ માં આવતા જોવા મળે છે જેમ કે ચિત્તો છે હમણાં આપડી બાજુ કૈક ત્રણ ચાર આવ્યા હતા જે એક બે માણસો ને માર્યા હતા. પછી ઘણા અત્યારે પ્રાણીઓ બિચારા ભૂખ્યા મરે તો સુ કરે ગામ માં ગામ તરફ આવતા રે છે. જંગલ છોડી છોડી ગામ તરફ આવતા રે છે જંગલ હવે સાફ થઇ ગયા હવે જંગલ માં કઈ હવે ખાવા જેવું મળતું નઈ કઈ ખાવા જેવું કે કઈ સેવા કરતુ નથી કે તો જંગલ માંથી છુટા થઈને છે ને ગામ માં સીધા આવીને પછી ગામ માં બધા પબ્લિક ને નુકસાન પોકાળે છે તો પછી અત્યારે પ્રાણીઓ ને ભી તકલીફ પાડવા મંડી છે અને માણસો ને ભી તકલીફ પહોંચાડે છે.

કુછ દિલને કહા મેરા સવા બે વર્ષ Heroine ની શોધ પૂર્ણ થઈ કેટલાક વાચકોએ film દિજાના સંગીતની મુશ્કેલીઓ અને અવરોધ અંગેના લેક વાંચીને social media પર મને જણાવ કે આ film ના નિર્માણમાં બીજી કોઈ મુશ્કેલીઓ આવી હોય તો સાથોસાથ એ વિશે પણ જણાવો મારા પ્રિય વાચકોની જેટલી ઈચ્છા પૂરી કરી શકું એટલું વધારે સારું તો આ આજનો આ લેખ આધારિત છે પ્રેમજી દ્વારા નિર્મિત અને ગુર્જારી નિર્દેશિત કરેલા મીરા ના પતિ હીરો ની શોધ પર ચૌદ ઓક્ટોબર ઓગણીસો પીન્નાચોતેરના રોજ આ film નું મુરત થયું હેમામાલીની ને મીરાનો roll સ્વીકારવાની પ્રેરણા એમના આધ્યાત્મિક ગુરુમાતાના આશીર્વાદથી મળી હોવાથી એમને તરત shooting ની તારીખો પણ આપી દીધી. જેથી મુરત પછી હેમામાલીની જેથી મુરત પછી હેમા માલિનીના દ્રશ્યોનું shooting તરત શરૂ કરી દેવામાં આવ્યું એ એમના સમયના સૌથી મોટા heroine હોવાથી એમની fee ખૂબ વધારે હતી નિર્માતા પ્રેમજી એ film ઓ બનાવવાની બનાવવાની હતી અને હેમામાલીની fee પણ ચૂકવવાની હતી. જો કે મીરાના પતિના roll નું casting હજી પણ બાકી હતું મીરાના પતિની શોધ કરવામાં પ્રેમજી અને ગુલઝાને એટલી જ મુશ્કેલીઓ નળી જેટલી માતા-પિતાને પોતાની પુત્રી માટે યોગ્ય પછી શોધવા માં મુશ્કેલી પડતી હોય છે મીરાંની પતિની શોધ કયા કયા કરવામાં આવી અને જગ્યાએ શોધ કરવામાં આવી ઘણી બધી જગ્યાએથી ના કહેવાય પછી આખરે અમિતાભ બચ્ચન film માં મીરાના પતિ બનવા તૈયાર થયા જોકે ઓગણીસો પીન્ચોતેર સુધી અમિતાભ બચ્ચનની નસીબ છોલે દિવાલ જમીન ચુપકે ચુપકે મિલી વગેરે hit film ઓ પછી ચમકવા લાગ્યું હતું અને એમને સતત film ઓ ની offer મળી રહી હતી એક એક દિવસ કીમતી હોવાથી હેમા માલિની અને અમિતાભ બચ્ચન ના shooting ની date સાથે મળવાનું મુશ્કેલી ભર્યું હતું જેના કારણે shooting શરૂ કરતા પહેલા જ અમિતાભ બચ્ચનને મીરા film છોડી દીધી મીરા માટે ફરીથી પતિની શોધ શરૂ થઈ. ઘણા શોધમાં પણ ઘણા મહિના વીતી ગયા જ્યારે કેટલાય મહિના પછી કોઈ અભિનેતા ન મળ્યા ત્યારે વિચાર્યું કે મીરાના પતિ રાજા કે મીરાના પછી રાજા ભોજરાજ સિસોદિયા નો roll કોઈ નવા કલાકારને આપ્યો હોય તો પણ નિર્માતા પ્રેમજી ને આ સૂચન વ્યવસાય દ્રશ્ય યોગ્ય ન લાગે નવા કલાકારને લઈને film વેચવામાં મુશ્કેલી પડશે જેથી તેમને સ્પષ્ટ ના કહી દીધી અને નિર્ણય કર્યો કે આ roll તો star જ કરશે પરિણામ શોધમાં લાગી ગયા film ના મુરતના લગભગ સવા બે વર્ષ પછી જાન્યુઆરી ઓગણીસો ઇથોતેર માં ઓગણીસો ઇથોતેર માં આખરે મીરાના પતિ મળ્યા. અને એ હતા વિનોદ ખન્ના વિનોદ ખન્ના એ માત્ર એક જ દિવસ મુલાકાત પછી આ film માં આપીને કરવાની મંજૂરી આપી દીધી. વાત મૌખિક હતી.

જોકે આ દરમિયાન film industry ના કેટલાક લોકોના મનમાં જે વૈચારિક અને આધ્યાત્મિક ક્રાંતિ ચાલતી હતી તેની આડકતરી અસર film મીરા પર પડી. પ્રખ્યાત નિર્દેશક વિજય આનંદને નિર્દેશક કલ્યાણજીએ પોતાના ઘરે આવેલ ભગવાન રજની સાથ ત્યારે એ ઓશો અથવા ઓશો રજનીશ તરીકે ન હતા ઓળખાતા ઓળખાણ કરાવી.

અધ્યાત્મ નો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા આના પ્રભાવમાં મહેશ ભટ્ટ અને વિનોદ ખન્ના પણ આવી ગયા. ખન્નાએ તો સંન્યાસી બનીને એમને સાથે ઓરેગોન America માં બનતા રજનીશપુરમાં વસવાની જવાની જાહેરાત પણ કરી દીધી. એમનો એકમાત્ર ધ્યેય બન્યો સર્વ સ્ત્ર તેજીને સંન્યાસી થઈને America માં પ્રવાસ કરવો.

હેમામાલીની ની film fee આપવાનું મુશ્કેલ થવા લાગ્યું હતું તેથી તેમણે હેમાને આગ્રહ કર્યો કે payment ની system per day અનુસાર કરે જેને એમાય સ્વીકારી લીધી. એ મુજબ દરરોજ shooting પછી પ્રેમજી નોટો ભરેલું કવર હેમામાલીની ને આપી દેતા હતા. વિનોદ ખન્ના અને વિનંતી કરી આગ્રહ કર્યો કે એમણે વચન આપ્યું કે મીરાબેન નું પોતાનું shooting બતાવ્યા પછી સન્યાસી બનીને America જશે અને એવું જ બન્યું વર્ષ ઓગણીસો પીન્ચોતેર માં જે film શરૂ થઈ હતી. એ પચીસ મે ઓગણીસો ઓગ્નાએસીના દિવસે release થ પણ ત્યાં સુધી film ના નિર્માણમાં આટલો ખર્ચો થઈ ગયો હતો કે એટલી રકમ પાછી મળે તેની આશા બધાને હતી. પણ film block જતા બધાને આશા પર પાણી ફરી વળ્યું ગુરુ માતાના આશીર્વાદ કે ઓશો રજનીશનું transgender trans dental medicine

એકદમ તટસ્થતાથી કહું છું કે એ વર્ષે જે ગીતો nominate થયા હતા. એમાં ખાસ કોઈ દમ ન હતો તો award આપનારાઓએ સંત મીરાંને સન્માન આપતા award આપી દીધો.

જોગા નું જોગ એ મારી મિત્ર છે હમણાં ગયા વર્ષ ની એકવીસ ડિસેમ્બરે અમે સાથે જ લંચ લીધું હતું. American જિલ્લામા ઓગણચાલીસ મહિના પસાર કરી. ત્યાં ત્યાં ભટકીને અને સંઘર્ષ કરીને Switzerland માં રાયન પાસે નામના એક ગામમાં માનસિક રૂપે સંતો લોકો માટે માતૃસદન ચલાવે છે. આરો પ્રત્યારોપનો ક્રમ તો ચાલુ જ છે આજે પણ મહાશિલા ઓશો ને ભગવાન કહીને સંબોધન કરે છે જ્યારે મહેશ ભટ્ટે ઓશો ને જ્યારે મહેશ ભાટે ઓશોની શાબ્દિક જાળમાં ફસાવી ફસાવી દીનારો ઠગ ગણાવ્યા જોકે અંધશક્તિ અને અંધ ધ્રુવના બંને એક જ સિક્કાની બે બાજુ છે. સાધના તપાસ્યા તપાસ્યા આઘાત મોમાં જ્યારે ગણતરી નો સમાવેશ થાય ત્યારે સંગઠન બનવા લાગે છે અને આ થતા જ આશ્રમ office બની જાય છે. office office માં થાય છે politics ચીકડ અંબાજી અને પછી ધ્યાન સાધના આધ્યાત્મ બધું ખરાબ થઈને એક દિવસ expose થઈ જાય છે. આપણે સૌએ આવું અનેક અનેકવાર જોયુ છ જે ભીડમાં પણ એકલા અને મસ્ત રહે અને જે કરતામાં પણ મસ્ત રહે એ જ સાચા સંન્યાસી છે આ છે મીરા film ની વાર્તા

નું budget પણ આટલો બધો સમય વીતી જવાના કારણે limit કરતાં વધારે થઈ ગયું હતું. હેમામાલીની fee આપવાનું પણ મુશ્કેલ થવા લાગ્યું હતું. તેથી તેમણે તેમણે હેમાને આગ્રહ કર્યો કે payment ની system પર ડે અનુસાર કરે જેને એમાય સ્વીકારી લીધ એ મુજબ દરરોજ shooting પછી પ્રેમજી નોટો ભરેલું કવર હેમામાલીની ને આપી દેતા હતા. વિનોદ ખન્ના અને વિનંતી કરી આગ્રહ કર્ય કે એમણે વચન આપ્યું કે મીરાબેન નું પોતાનું shooting પતાવ્યા પછી સન્યાસી બનીને America જશે.

નમસ્તે મારો topic છે મધ્યયુગીન ગુજરાત રાવણહત્થા ઉપર ગીત ગાતો એક કલાકાર. આજે ગામમાં ફરતો હતો બાળકોનું ટોળું પણ તેની સાથે ફરતું હતું. આ કલાકાર એક ગીત વારંવાર ગાતો હતો તે ગીત ના શબ્દો હતા છેલાજીરે પાટણથી પટોળું પાટણથી પટોળા મોંઘા લાવજો નાનકડો પ્રતિક ઘેર ગયો ત્યારે દાદાજીએ દાદાજીને પાટણના પટોળા વિશે પૂછ્યું. પ્રતિક ના દાદાજી પાસે ઇતિહાસિક વાર્તાઓનો ખજાનો હતો તેમને પટોળા ની વિગતે માહિતી આપતા ઇત્યસિક નગર ફરીનબાદ પાટણ વિશે માહિતી મધ્યકાળમાં ઈસવીસન સાતસો છેંતાલીસ થી તેરસો ચાર એટલે કે આસરે પાંચસો ને સાહીઠ વર્ષ સુધી ગુજરાતના ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશના શાસકો એ શાસકો એ શાસન કર્યું હતું જે તેમના શાસન દરમ્યાન રાજ્ય રાજ્યની રાજધાની અણહિલપુર પાટણ રહીં રહીં છે અણહિલવાડ પાટણ તરીકે એ પણ ઓળખા ઓળખાતું હતું. હાલમાં પાટણની પશ્ચિમે આવેલુ અનાવાડા ગામ જે અણહી અણહીલવાડ અણહીલવાડનુ અપગ્રસ્ત થયેલું નામ છે

જય શિષ્ટ થ્રી યુદ્ધ મા વીરગતિ પામ્યા તેમના પછી તેમના પુત્ર વનરાજ ચાવડાએ પિતાનું રાજ્ય પાછુ મેળવ્યું વેરવિખેર થયેલાં રાજ્યની જગ્યા એ વનરાજ ચાવડા એ સરસ્વતી નદીના કિનારે એક નવું નગર વસાવ્યુ જે અણહિલવાડ પાટણ તરીકે ઓળખાયુ તેમ કહેવાય છે કે પિતા પિતાનું રાજ્ય પાછુ મેળવવા મદદ કરનાર પોતાના મિત્ર અણહિલવાડ ના નામ પરથી તેમનું નામ અણહિલવાડ પાટણ રાખવામાં આવ્યું

ગુજરાતની રાજ્ય સત્તા પર આવ્યા હતા. સોલંકી વંશના શાસકો ગુજરાત નુ જાહોજલા જાહોજલાલી હતી રાજપુતી રાજપૂત યુગમાં બળવાન રાજ્ય તરીકે સોલંકીઓના અણહિલવાડ પાટણની ગણના થતી હતી આ વંશ ના શાસકોમાં મા લુરાજ સોલંકી ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ જેવા મહાન રાજવીઓ થઇ ગયા. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલી કાળ હેમચંદ્ર સિદ્ધાચાર્ય થઇ ગયા એમના નામ એમના સમય મા અહીલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યુ સિદ્ધરાજ જયસિંહના આમંત્રણ થી હેમચંદ્રાચાર્યજી એ સિદ્ધહેમ શબ્દ અનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો આ ગ્રંથ ની શોભા યાત્રા હાથી થી અંબાડી ઉપર કાઢવામાં આવી હતી જેમા રાજા અને ગન્તુક બેઠા ની સાથે ચાલતા તા સાહિત્ય ગ્રંથ એનું બહુમાન થયુ હતુ.

સમુદ્રી ટોચ પર હતી આ સમયે અણહીલ આ સમયે અણહીલવાડ પાટણમાં અહિંસા લક્ષ્મી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ જોવા મળતો હતો સોલંકી વંશ ના શાસકો મહાન રાજ્ય ગણતા હતા આ વંશમાં એક નહિ બે નહિ પણ છ શાસકો રાજ્ય સિંહાસન છોડી મુગટધારી માંથી કંઠાધારી બન્યા હતા એટલે કે રાજ ગાદી છોડીને વનવાસ સ્વીકાર્યો હતો તેની વિગત પુસ્તકાલય માથી મેળવો. અહીલવાડ પાટણ મા રાજ્ય અને વિદ્યાવારો મહાન હતા તેવીજ રીતે અહીંથી રાણિયો પણ તેટલીજ મહાન હતી રાણી ઉદયમતીએ પ્રજાના કલ્યાણ હેતુ વાવ બંધાયેલી બંધાયેલી હતી. આ વાવ રાણીની વાવ આ વાવ રાણીની વાવ તરીકે ઓળખાઈ છે. સાતમાં માળમાં બંધાયેલી રાણીની વાવ કળા અને સ્થાપત્યનો અજોડ નમૂનો છે વાવ માં રહેલી કલાત્મક પથ્થરની મૂર્તિઓ આજે સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપે છે રાજમાતા મીનળદેવી પણ પ્રજા કલ્યાણના કાર્ય

મલાવ તળાવ અને વિરમગામમા મુનશળ તળાવ બાંધવામાં આવ્યા હતા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમ્યાન પાટણમાં

તેનો પુત્ર નાનો હોવાથી રાજ્યનો કારભાર તેમના રાણી નાયિકાદેવી સંભાળતા હતા તેમના સમય મા શાહબુદ્ધિન ગોરી પણ રણ ઓળંગી ગુજરાત ઉપર ચડી આવ્યો આ સમયે વીરાંગના નાયિકાદેવીએ બાળ બાળ રાજાને ખોળામાં રાખીને ગુજરાત ની સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતુ ગૌરી ની સેનાએ યુદ્ધમાં હાર આપી હતી સોલંકી વંશ પછી વાઘેલા વંશના શાસકો એ ગુજરાત નું શાસન ચલાવ્યું હતું વાઘેલા વંશના છેલ્લા શાસક રાઇકરણ વાઘેલાનું અલાઉદીન ખીલજીની સેનાએ સામે પરાજિત થતા અણહીલવાડ પાટણ પરથી રાજપૂત શાસન પૂરું થયું પછી કેટલાક સમય સુધી અણહીલવાડ પાટણ ગુજરાતની માત્ર નામની રાજધાની રહી સલ્તનત કાળ માં અહેમદ શાહ એ ચૌદસો બારની આસ પાસ અમદાવાદ શહેર વસાવ્યુ ત્યારથી પાટણ ગુજરાતની રાજધાની

પંદરમી અને સોળમી સદીના અંતે ગુજરાત રાજ્ય ઉપર સુલ્તાનોનું ગુજરાત રાજ્ય ઉપર સુલ્તાનોનું શાસન રહ્યું આ શાસન દરમ્યાન અહેમદાબાદ મુહમ્મદ મુહમ્મદ બેગળો મુઝફર બીજા જે નોંધપાત્ર સુલતાન થયા હતા સત્તરમી સદીની શરૂઆતમાં ગુજરાત મા મુઘલ શાસનની શરૂવાત થઇ ત્યાર બાદ ધીમે ધીમે ગુજરાતમાં અનેક નવા રજવાડા અનેક નવા રજવાડા અમલ માં આવ્યા હતા. રાજ્ય વ્યવસ્થા તેની સોલંકી વંશ મા રાજ્ય તંત્રમાં રાજાનુ સ્થાન સર્વપરે હતુ રાજય તંત્રમાં જુદા જુદા અમર્ત્ય સંભાળ મુખ્ય અમર્ત્ય મહ અમર્ત્ય કહેવાતા જે સ્ત્રીકરણ જે નાણાં ખાતું ને લગતી બાબતો સંભાળતા આ સમયે વહીવટી વિભાગમાં

મંડળ નો પેટા વિભાગ મથક હતો આવા અનેક મથક આવા અનેક પંથક હતા જેમાં અનેક ગામનો સમાવેશ થતો હતો. આ સમયે કચ્છ મંડળ સૌરાષ્ટ્ર મંડળ ખેડા મંડળ એટલે કે ખેડલ મંડળ જ્યારે છેલાજી લાઠ મંડળ મેજપાળ મંડળ આજે આપણે વાત કરવા જઈ રહ્યાં થી વસ્તી વધારો. આજ ના સમય માં વસ્તી વધારો, ગરીબી બેકારી પ્રદુષણ તે અનેક સમસ્યા નો

વિશ્વના અન્ય દેશો ની સરખામણીએ ભારત માં વસતિ વધારા નો દર ખૂબ જ ઝડપી છે. અનેક સમસ્યા નો ભોગ બની રહી છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.